સાયલેબમાં પ્લોટિંગ 2ડી ગ્રાફ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે
એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું
સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે
કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે160 x ય પ્લોટ કોન્તોર પ્લોટ 3ડી પ્લોટ હિસ્તોગ્રામ બાર ચાર્ટ વગેરે
સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું plottingસ્કે ફાઈલ વાપરીશ પ્લોટ બનાવવા માટે આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે
ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ આ લિનસ્પેસ આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે
ઉદાહરણ તરીકે એક્સ એ 5 પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે એજ રીતે ય એ 5 પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે લિનસ્પેસ આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે
આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને એક્સ અને ય આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું
આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે
પ્લોટ xય એક્સ વર્સીસ ય નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો નોંધ લો કે ગ્રાફિક વિન્ડો 0 તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજી એક ગ્રફિક વિન્ડો ઝેસેટ ફંક્શનવાપરીને ખોલીશું હું આ બંધ કરીશ xset ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો enter દબાવો
તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1
નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે વિન્ડો અને 1
આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે સાયલેબ માટે પ્લોટ 2ડી એ 2ડી આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે જેવું કે તમે જુઓ છો plot2ડી આદેશ એક્સ વર્સીસ ય નો આલેખ બનાવે છે નોંધ લો કે અહીં સ્ટાઇલ કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે સ્ટાઇલ આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે
તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે સ્ટાઇલ નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે સ્ટાઇલ ની મૂળભૂત વેલ્યુ 1 છે નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ સાથેજ આપણે એક્સ અને ય અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ
જેવું કે તમે જુઓ છોrect આપણી પાસે 1 થી 10 શરુ થતી એક્સ અક્ષ અને 1 થી 20 ની ય અક્ષ છે આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xminyminઝમેક્સ અને યમેક્સ ચાલો હવે titleએક્સિસ અને લિજેન્ડ્સ વિષે શીખીએ અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે ટાઇટલ એક્સ લાબેલ અને યલાબેલ આદેશ વાપરી શકીએ છીએ
હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ
enter દબાવો
તમે જોશો કે આલેખ એક્સ અક્ષ પર એક્સ લેબલ ય અક્ષ પર ય અને ધરાવે છે અને આલેખનું શીર્ષક માય ટાઇટલ છે
તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને 3 શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે ઝ્ટાઇટલ આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું
હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ enter હવે તમે જુઓ છો કે એક્સ અક્ષનું લેબલ એક્સ એક્સિસ ય એક્સિસ અને શીર્ષક માય ટાઇટલ છે
clf ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો
તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે
હું આ વિન્ડો બંધ કરીશ કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે જે એક્સ દાતા નો એક સમૂહ અને ય દાતા નો બે સમૂહ છે
ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ આપણે લિનસ્પેસ આદેશ વાપરીને એક્સ એક્સિસ પોઈન્ટ રો વેક્ટર એક્સ માં વ્યાખ્યાયિત કરીશું ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ ય1 x2 પ્લોટ એક્સ વર્સીસ ય1 બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો ય2 2x2 પ્લોટ એક્સ વર્સીસ ય2 આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું કર્વનાં દેખાવને બદલવા માટે પ્લોટ ફંક્શનમાં વધારાનું ઓ અને આદેશો પાસ કર્યા છે આ આર્ગ્યુંમેંટ plot2ડી ફંક્શનનો ભાગ નથી તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાય છે હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ
તમે આલેખ જુઓ છો કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે160
આ લીજેન્ડ આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો ઓ કર્વ ફંક્શન y1x2 ફંક્શન રજુ કરે છે અને કર્વ ફંક્શન y22x2 રજુ કરે છે
હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ હું હવે plot2ડી ડેમોસ અને સબપ્લોટ ફંક્શન વિષે ચર્ચા કરીશ સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે plot2ડી નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે
ગ્રાફિક્સ પર ક્લિક કરો 2d 3d પ્લોટ્સ પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો
હું plot2ડી પર ક્લિક કરીશ
તમે એક ડેમો આલેખ જોશો અહીં વ્યૂ કોડ બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે
આ લીંક મેક ઓએસ માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે ચાલો ટર્મિનલ પર જઈએ
અત્યારે બતાવ્યા પ્રમાણે હું સ્કિલાબ 52 ની ડેમોસ ડીરેક્ટરીમાં છું આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે
ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે એલએસ ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો ત્યારબાદ આપણે 2d 3d plots ડીરેક્ટરી પસંદ કરીશું અને enter દબાવીશું સ્કે ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી એલએસ ટાઈપ કરો
આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું
ટાઈપ કરો મોરે plot2ddemસ્કે અને enter દબાવો plot2ડી ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો હું ટર્મિનલ બંધ કરીશ
હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ
એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો ચાલો હવે સબપ્લોટ ફંક્શન વિષે ચર્ચા કરીએ subplot ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં 2ડી આલેખ પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું ઉદાહરણ તરીકે તમારા કન્સોલમાં પ્લોટ 2ડી ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ હું આ વિન્ડો બંધ કરીશ સબપ્લોટ આદેશ ગ્રાફિક વિન્ડોને સબ વિન્ડોનાં 2 બાય 2 મેટ્રીક્સમાં વિભાગે છે જેને સબપ્લોટ આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે
ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે
હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો ફાઇલ મેનું પર જાઓ એક્સપોર્ટ ટીઓ પસંદ કરો તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો
001059 001004 હું જેપીઇજી ફોરમેટ પસંદ કરીશ અને સવે પર ક્લિક કરીશ ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ
સાયલેબમાં પ્લોટિંગ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું
સાયલેબ લીંક જોતા રહો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર